જાડો દેખાઈ રહેલા છે આજુબાજુમાં જંગલ હોય તેવું લાગી રહ્યું છે અને દૂર દૂર સુધી પાણી જ દેખાઈ રહેલું છે અને--

હોલ્લાની પાસળ એ ઝાડની પાસળ એ એક તળાવ દેખાડેલું સે.

આ એક ચિત્ર એક ગામડાનું લાગી રહ્યું છે આ ચિત્રમાં બહુ બહુ બધા જાડો દેખાઈ રહેલા છે.

આ એક રિવરફ્રન્ટ પાર્ક નું ચિત્ર છે આ રિવરફ્રન્ટ પાર્ક ની ઉપર આજુબાજુમાં આ એક ગાર્ડન દેખાય રહેલું છે આ ગાર્ડન માં એક--

બો બધા ઝાડો દેખાય છે અલગ અલગ ફૂલો પણ દેખાય ફૂલોના છોડો પણ દેખાઈ રહ્યા છે અને--

આ રિવરફ્રન્ટ પાર્ક એક નદી કિનારે સાબરમતી નદી કિનારે આવેલું સે.

ત્રણ ખુરસીઓ પણ દેખાઈ રહેલી છે અને લાઈટો પણ દેખાઈ રહેલી છે એ_સી પણ દેખાઈ છે અને પંખો પણ દેખાઈ રહેલો છે લાઇટ એની એ_સી બંધ દેખાઈ રહેલુ છે.

હોટેલ્સ હોસ્ટેલ ના રૂમો દેખાય રેલા છે આ બધા રૂમો બ બંધ દેખાય રેલા છે.

પોસ્ટર ની વચ્ચે વચ્ચે ગાર્ડન દેખાય રહેલું છે ગાર્ડન ની વચ્ચે વચ્ચે એક--

આ એક નુ ચિત્ર છે આ ના ચિત્રમાં અલગ અલગ જાતના પૌધાઓ દેખાય રહેલા છે.

પ્રભુ ક્રિષ્ના ચિત્ર દેખાઈ રહેલા છે આ અહીંયા પ્રભુ ક્રિષ્ના મૂર્તિ ની આગળ એક--

આ એક ડાન્સ ક્લાસ નો ચિત્ર સે આ ડાન્સ ક્લાસ માં બો--

આ એક બગલાનુ ચિત્ર છે આ બગલે એક તળાવમાં ઉભો રહેલો હોય તેવુ દેખાઈ રહેલુ છે.

આ ચિત્ર એક રેલ્વે સ્ટેશન નું છે આ ચિત્રમાં એક રેલગાડી દેખાય રહેલી છે આ રેલગાડી--

ઘાસ દેખાય રઈલુ સે અને રેલ્વે ની પેલી બાજુમાં ઝાડો દેખાડેલા સે આ રેલ્વે ગાડી પર ઇન્ડિયન રેલ્વે લખેલુ સે.

બે બી ખુરશીઓ દેખાઈ રહેલી છે અને સોફા ની આજુબાજુ--

બધી દુકાનો દેખાડેલી સે અને તેની બાર અ--

બારે ઝાડો દેખાડેલા છે અને રોડ પણ દેખાડવામાં આવી રહેલો છે.